આ રૂમ માં એ_સી ની સગવડ તથા લાહીટ પંખાની સગવડો પણ દેખાઈ રહી છે સાઈડ માં એક બોર્ડ પણ લગાયવુ છે.

કારણ કે અનેક બિલ્ડીંગો જોવા મળી રહી છે અને રસ્તા ઉપર વાહાણો પણ ચાલી રહ્યા છે.

આ ચિત્રમાં સજ્જ મહિલાઓ પરંપરાગત વસ્ત્રો અને શણગાર સાથે જોવા મળે છે.

આ ચિત્રમાં એક મીટર સો દેખાઈ રહી છે જેનો ઉપયોગ લાકડું લોખંડ કે અન્ય સામરગ્રીને ચોક્કસ ખૂનામાં કાપવા માટે થાય છે.

સાઈડ માં એક ગૌતમ બુદ્ધનો ફોટો મુકેલો અને કંઈક લખેલું છે એવું એક ઓફિસ જેવી દેખાઈ રહી છે.

બહાર રિક્ષા ઓ ઊભા છે અને લોકો અંદર પ્રવેશ કરી રહ્યા છે.

આ ચિત્રમાં એક બ્યુટી પાર્લર અથવા સલૂન નું અંદરનો ભાગ દેખાઈ રહ્યું છે.

બાજુમાં દીવાલ પર કાચની સેલ્ફ વિવિધ બ્યુટી પ્રોડક્ટ અને ટ્રીટમેન્ટ માટેના સામાન મુકવામાં આવ્યા છે.

આ ચિત્ર એવું લાગી રહ્યું સે કોઈક હોસ્પિટલ કે હોફિસ એવું લાગી રહ્યું સે.

ઇમારતના ભાગના બાહેરના ભાગમાં પથ્થરનું ટેકચર વાડી દિવાલો અને લીલાસમ વૃક્ષો જોવા મળે સે.

આ ચિત્ર એક મો-મોઠી નદીઓ નીચે જઈ રહી છે એવું લાગી રહ્યું છે.

આ ચિત્રમાં એક મંદિર દેખાઈ રહ્યું છે આજુબાજુમાં રુક્ષો દેખાઈ રહ્યો છે.

આ એક તળાવ દેખાય રહ્યું છે તળાવમો પાણી એકદમ શુદ્ધ દેખાય રહ્યું છે.